axis bank માં મેં demat account કેટલા પાનસો રૂપિયા થી ખોલાવ્યું હતું સુ વાત છે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 મતલબ કે હાલ ની તરીક માં મારે તો કોઈ ભી dimet account નથી એટલે મને તો કશું એમાં ખબર નહિ પડતી એટલે મેં કીધું તમને call કરું આજે થોડો free હતો બાકી તો હમણાં તો free જ નથી થતા અમે બે હા તો share બજાર બાબત એ આપડે demat account ખુલી જાય પછી સુ process હોય આગળ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 મતલબ કે આપને provide કરવા વાળા માણસો એજ ને સામે વાળા

સુ વાત છે તો તમે કોની પાસે શીખ્યું

પછી આપડે એ બધું શીખી શકીએ આમ જોવો તો એમાં સારું candle શીખવી પડે main જે share બજાર આપડે જે શીખવું હોય ને તો candle શીખવું પડે મતલબ એટલે candle મતલબ સુ થાય

જે એ આપ ને મગજ માં બેસી ગયું ને તો profit profit જ છે પૈસા પૈસા જ છે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 હા તમે હાલ માં કયા share લીધેલા છે જે તમારા ખાતા માં અત્યારે છે કે તમે વેચી માર્યા બધાં

હું તો daily service નું trading કરું છુ હું તો માની લો કે આપડે રોજે રોજ લેવા ના ને રોજે રોજ વેચી નાખવા ના એ રીત નું આપડે કરીએ છીએ મતલબ આમાં કેટલી પ્રકાર આપડે પૈસા રોકી શકીએ તમે કહ્યું એમ કે હું તો રોજે રોજ કરું છુ અને long time નું પણ હોય અને ગણી વખત કે mutual fund પણ મેં નામ સાંભળ્યું છે તેમાં કઈ ક છે સાત આઠ મહિના સુધી પૈસા રોકાય એવું કાઈ હોય તમે આ કયા કયા પ્રકાર આ આપડે કરી શકીએ તે વિષે થોડું જાણકારી મને આપો હું જો આ તમે મહિના દિવસ માટે રોકવા હોય તો પણ તમે રોકી શકો એમાં share બજાર માં તો આપડે એ રીત ના share લેવા ના હોય છે એ અને આપડે trading જે bank nifty ની આવે છે એમાં રોજે રોજ નું trading કરવા નું હોય છે bank nifty મતલબ કે એ કોઈ પણ share નું નામે છે કે?

હા હા એટલે તેમાં કેટલી કેટલા share નો જાથો આવે કે એક જ share હોય એમાં ના ના એમાં quantity હોય એમાં દસ ની quantity હોય વીસ ની quantity હોય પચાસ ની quantity હોય ચાલીશ ની quantity હોય સો quantity એમ અલગ અલગ પ્રકાર ની ની quantity હોય છે એ અલગ અલગ પ્રકાર ના લોટ હોય છે એમ મતલબ કે એ અલગ અલગ પ્રકાર ના લોટ હોય તો એ આપડે કેટલા લઇ શકીએ કે એમાં fix હોય કે આ પચીશ share નો જથા બંધ મતલબ કે આ પચીશ share નો એક જથ્થો છે તો તમારા આ જથો મતલબ કે આખો પચીશ share ની લોટ જ લેવો પડે કે આપડે વીસ લેવા હોય તો વીસ જ લઇ શકીએ ના ના એતો આપડે પચીશ એટલે ઈ માની લો લે જેટલા આપડે લેવા હોય એટલા આપડે લઇ શકીએ અને એમાં fix હોય કે દસ કે એક ના લઇ શકો દશ કે પાંચ એટલા તો લેવા જ પડે એમ minimum minimum આપડે પાંચ થી દશ share તો લેવા જ પડે એવું તમારું કેવા નું છે ને

અને તે share મતલબ કે સવાર થી સાંજ સુઘી માં વેચી સકાય કે બે minute માં પણ વેચાઈ જાય એમાં આપડે પાંચ થી દસ minute માં પણ વેચી સકિયે trading કરીએ તો પાંચ થી દસ મિનીટ માં જ આપડે આપડો વેચી શકીએ એમાં બૌ long time નથી હોતું પન આપડે long time માટે રાખવા હોય તો રાખી શકીએ માની લો કે પંદર દી રાખવા હોય મહિનો દી રાખવા હોય કે વરસ થી રાખવા હોય પણ રાખી શકીએ છીએ એમ્

જો હું તો રોજે રોજ profit કમાઉ છુ એટલે હું તો short time માટે જ રોકું છુ હું તો એક દિવસ નું આપડે બૌ નાનું રમીએ છીએ બૌ મોટું નથી કરતા minimum આપડું investment માની લો કે દસ એક હજાર નું છે કરીએ છીએ એટલે રોજે રોજ તમે દસ કે હજાર નું investment કરો છો તો એટલા માટે કેટલી મળી ચાપ સુધી માં કે વધુ માં વધુ તમે ક્યાં સુધી કમાયા છો અને ઓછા માં ઓછા કેટલા કમાયા છો આ જણાવો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 ઓછા માં ઓછુ આજ સુધી માં તમે કેટલું કામાયા છો જે તમારા ધ્યાન માં આવ્યું હોય કે કે વધુ માં વધુ તમે આજે કીધું એમ કે આજે હું પાંચ હજાર કમાણો છું હા તો વધુ માં વધુ તમે પાંચ હજાર જ કમાણો છો કે પાંચ હજાર થી કદી વધુ ને પણ કમાયેલા છો ગયા સમય ની અંદર ના ના એ આપડું investment ઉપર લાગુ પડે કે આપડું funding કેટલું છે એની ઉપર depend કરે કે આપડું funding જેટલું હોય માંનીલો કે આપડે દસહજાર રોકીએ એ આપડે રોજ ના પંદરસો થી બે હજાર કમાઈ શકીએ આપડે વીસ હજાર રોકીએ તો આપડે પાંચ હજાર થી પાંચ હજાર જેવું કમાઈ શકીએ તેમાં આપડે પચાસ હજાર રોકીએ તો આપડે ચાલીશ હજાર પણ કમાઈ શકીએ ને વીસ હજાર પણ કમાઈ શકીએ શું વાત છે આટલો બધો ફાયદો થાય તો બવ સારી બાબત કેવાય કે આપડે share બજાર ની અદર આ એક જ દિવસ ની અદર ગણો બધો ફાયદો થાય અને ભાવિનભાઈ આ બાબત એ તમારું શું કેવું કઈંક ક્યારે તમારું નુકસાન થયેલું છે આજ સુધી માં કે નકરો ફાયદો જ ફાયદો થાય છે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

ના ના થઇ જાય તો share બજાર માં કેટલી પ્રકાર ના share આવે કઈ કઈ company ના share થી તમે જાણીતા છો તે કે જે company ઓ આપડે તેમાં પૈસા રોકીએ તો કે company ઓ ના નામે પેલા number એ આવેલા હોય તેવી મને થોડી company ના નામ

ફાયદો થાય તો તે વિષે તમે જણાવશો company ના નામે વિષે તેમાં તો TATA steel આવે TATA આવે HDFC આવે axis bank આવે રિલાયંસ આવે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

હા તો તેમાં પણ આપડે રોકી શકીએ કે ના ના રોકી શકો ને તમે રોકી શકો તો આ બધી company તમે જે અત્યારે અમે બોલ્યા તે company બધી આમ આમ જોવા મળે કે આમ પેલા number હોય એવી જ company છે ને

એમાં market માં તો એવું છે કે તે ઉપર નીચે ઉપર નીચે રોજે રોજ થતું હોય છે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 ના ના અનુભવ સો ટકા અનુભવ આપડે કરીએ અને એમાય યશભાઈ એવું છે કે આમાં સાહસ કરો તો આપડે છે ને આહ બે પાંચ પૈસા મળે મારી system એવું ગણી ને માની લો કે દસ રૂપિયા નું દસ હજાર મારા વાયા જાય તો અને વાયા પણ જાય એવું પણ બને હા એતો કોક દિવસ એવું પણ થાય કે પૈસા આવક જાવક ચાલુ રે કોક ડીક ગયા હોય અને બીજે ડી તમને એટલા સામે મળી પણ જતા હોય ને એટલે એ કાઈ problem તો છે જ નઈ આપડે share બજાર ની અદર નઈ નઈ નઈ

company ના share market ભાવ તોડી ને નીચે પડી ગઈ તો આ વીશ તમારું સુ કેવા નું તમે આવીશે કઈ જાણતા હસો તમે કદી અદાની ના share લીધેલા છે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 મતલબ આ કઈ રીતે market નીચે પડી તે તો મને જણાવો મને તો આ ના સમજાયું કર market ઓચિંતાનું નીચે પડી તો તમારે કઈ આમ તમે તો કરો છો તમને ખબર હોવી જોઈએ કે આ કઈ રીત ના નીચે પડ્યું તો તમને ખબર હોય તો તમે થોડું ગણું મને જણાવી વિષે જણાવો તો મને ખબર પડે કે ક્યારે market નીચે પડી જાય ને આપડે એના share લીધેલા હોય તો આપડે ક્યારે કકયો opsan લેવો જોઈએ તે દિવસ તમે મને કહ્યું કે એની market કઈ રીતના down ઓચિંતા ની થઇ ગઈ એમાં એવું ના હોય યસભાઈ એમાં ઈ એમાં એવું હોય છે કે એ રોજ ઉપર થી લઇ ને નક્કી કરેલું હોય છે કોક દી માની લો કે એક દી માટે બાવન હોય તો કોક બીજે દીવસ માટે up પણ જવા નું તો હોયજ તો આ લોકો ની ઓચિંતાની market નીચે કઈ રીતના પડી ગઈ કે એના member ગતિ ગયા share લેવા વાળા કે કાઈ સમજાણું નઈ ભાવિનભાઈ હા એવું બની શકે એવું બની શકે એતો ચોક્કસ ચોક્કસ વાત છે ના ના કે બીજી company સિવાય આ અદાની ગ્રુપ ઓફ કંપની ના જે share છે તે લેવાવાળા માણસો ઓછા પડ્યા કે કેઈ સમજાયું નઈ કે ઓચિંતાની તેની માર્કેટ down થઇ ગઈ અને ગણી બધી મેં તો એ પણ news સાંભળી છે કે તેના share અત્યારે અત્યારે લે લેવા સારા છે કે સુ કેસો તમે લઇ શકો અત્યારે આના share

હા એટલે અત્યારે સારો મોકો કેવાય કે તો અત્યારે તેના share આપડે લઇ લિયે તો આપડા માટે બવ સારું કેવાય એવા પણ news આવેલા હતા તો સાચી વાત છે હા હા ના ના બરાબર વાત છે સાચી વાત છે તો મારે dimet account ખોલાવું છે તો કઈ application માં હું ખોલાવું તમે કયો તો થોડી ખબર પડે આપડે axis security માં જઈ એ આપના મિત્ર છે જે axis security માં જે કરે છે એ તમને સલાહ પણ આપશે અને તમને સીખવાડ સે પણ બધું ઈ okay તો ભાવિનભાઈઆપડે બંને કાલે જઈએ ત્યાં અને હું બધાં document તૈયાર રાખીશ હવે મને ખબર પડી ગઈ કે કયા કયા document તેમાં જોઈએ અને તે આપડે બંને લઇ ને ત્યાં જાસુ તમે ક્યાં ને એક દિવસ માં થઇ જશે ને હા થઇ જશે અને પછી આપડે આગળ જાણીએ લે ક્યાક્યા એક દિવસ માં dimet account open થઇ જાય પછી આપડે share ના લે વેચ તો કરી જ શકીએ ને

હા તો આપડે તમે કે દી કાલે free હસો તમે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

ચોક્કસ ચોક્કસ અને કોઈ વાંધો નઈ તો ભાવિનભાઈ હું તમને કાલે સવારે call કરું નિરાંતે free થઇ ને ok okay okay સારું ચલો અત્યારે bye થોડું કામ છે જવું પડે એમ છે કઈ વાંધો નઈ bye bye આવજો હા bye bye આવજો કાલે phone કરું નિરાતે ok

વિદ્યાર્થીઓ ને વીસેશ લાભ મળસે જૂના વિદ્યાર્થીઓ ને પણ લાભ મળસે,

હું તમારી સહમે સ્ક્રીન ઉપર મૂકું છું મિત્રો તત્કાલીક લેવલ એ જો આ format એ કોઈ પણ જવાબ આવતો હોય અને તમરે આ રીતે લખવાનો રહસે

question is on સ્ક્રીન જોડકા

સમય હું આપી નઈ સકું એ માટે I am question માં ટ્રેસ થી પત્રીસ એના થી વધારે સમય નહીં ફડવી સકાઈ જાય માતાજી જાય માતાજી ચાલો answer start કરી ડો ડેઓ વિદ્યાર્થીઓ answer આપી રહ્યા છે તો સાહેબ રોજડી ક્યાં અવલુ છે રંગપુર સુરકોટડા રંગપુર રોજડી સુરકોટડા answer અહિયાં મડે છે રંગપૂર સુરંદ્રનગર માં અવલુ છે. રોજડી છે એ રાજકોટ માં છે સુકોટડા કચ્છ માં છે અને રાખાબાવડ ત્યાં પણ છે જામનગર ના માં થી યોગ ટેક વાઘેલાઓ ના સાસણ કાળ ને ગુજરાત નો સુવર્ણા એ સાત વંશ નો શ્રેસ્થ રાજા ભોજ હતો હતો કરો કયું સાચું કયું ખોટું એ સોલંકીઓ નો હતો કયો સમય ગડો હતો પેહલુ

બંગાળ નું વંશ ના અનુયાઈ જેનું નામ છે માં આવતો અને પાલ વંશ નું જેવુ પતંખ્યું ખુબજ સરસ વિદ્યાર્થીઓ answer આપી રહ્યા છે પાલ વંશ નું જેવુ પતંખ્યું તેવું બંગાળ બિહાર વિસ્તાર ની અંદર સેનવંશ ની સત્તા ની સરૂયત થઈ ગય share કરવા માંડો મિત્રો જેટલા વિદ્યાર્થીઓ એ સેસન ને આજુ સુધી like નથી કર્યું હોય like કરવા લાગજો રાત ના બાર બાર વાગીઓયા સુધી જાગી ને તૈયારી કરવાના છે. અહિયાં પોતાના બારી છોકરા સાથે રહતી હોય બોયલો હું એમ નથી બોયલો છે છતાં પણ free of charge માં અમે રાત ના બાર વગિયા સુધી જાગી ને તમને preparation કરવયે છીયે તો અનુ વરતર અમે ફી સ્વરૂપે નથી માંગતા like અને share સ્વરૂપ એ માંગીએ છીયે છપ્પન નહીં આવે હિમ્મતભાઈ ચૌહાણ ધોરણ સાત ની GCRT ની ટેક્સ્ટબૂક માં એ બટણ ની સ્થાપના કરેલી સૈનિકો માટે કઈ પદ્ધતિ ની સરુવત કે

નપટો અને સૈનિકો માટે છેરા પ્રથા હતી એટલે ડાગ અને છેરા પદ્ધતી જે છે એની એને સરુવત કરેલી પદ્ધતિતિ ની એમના ધ્વારા સરુવત થયેલી કા છોડવા કોનરક નું સૂર્ય મંદિર ભદ્ર નો કિલ્લો અને બૃહદેશ્વર નું મંદિર બૃહદેશ્વર નું મંદિર છે. પ્રશ્ન વિદ્યાર્થીઓ answer આવવા મીદા સાહેબ આ બ્રોદેશ્વર અહીંયા નથી અહીંયા નથી સાહેબ મારો answer એકજ જોડકા ને check કરી લેવાનું જો answer

વિધાનો સત્ય છે ના મંદિરો ની લક્ષણીકતા તેના સિખર દક્ષિણ ભારત ના મંદિરો ની લક્ષણીકતા ગોપુરમ છે અને તાજો રૂ રાજ રાત ને સ્વર નું મંદિર એ સાવથી ઊચું સિખર ગણાતું હતું ચાલો ફટાફટ મિત્રો સત્ય વિધાનો સોધવાના છે

તમારીજ GCRT ની અંદર આગડ ના ધોરોણો ની અંદર ઈસવીસન સાતસો છેતાળીસ અપલું છે વંદાત ચાવડા એ સાતસો છેતાળીસ મજ પાટણ ની સ્થાપના કરાળી છે ના પ્રશ્ન માં વિદ્યાર્થીઓ જે છે answer આપે છે. કે સાહેબ આપેલા તમામ સાચા છે ખૂબ સરસ નસવાનું ચે આદિવાસી કાપીલા પ્રથા થી એકબીજા સાથે જોડાયેલ પરંતુ આદિવાસી સમુદાયે એક્ટરણ સાચા માત્ર એક સાચું અપેલા

એક ધોરgણમાં એવું લખેલું છે રાબો હવે પત્રીસ વરસે ના આધારે માપી સકાઈ તે સાબિતી આપે છે કે ત્રીજી આતિ માં ખોટું હોય સકે છે હો હું તમને સાતસો ને છતાલીસ કાવ છું બાકી તનમરે સાતસો છપ્પન લખવું હોય તો not mind પછી તમે અહીંયા આવીને એવું ના કહેતા કે સાહેબ તમે સાતસો છપ્પન લખ્યું ને ખોટું પડ્યું કહું છું સાતસો છેતાળીસ આવે છે તો અવેજ છે okay પછી સાતસો છપ્પન લખો તો મને કોઈન problem નથી GCRT માં પણ ખોટો આપેલું તમારો પ્રયોગ સૂ પ્રશ્ન છે okay અહીંયા પર આપેલા તમામ સાચા છે.

છોટા ઉદયપુર સબાકાઠા દાહોદ કે અરવલ્લી શું answer અવસે ભાઈ સાહેબ આ સામડાજી નો મેડો જે છે એ સામડાજી પેહલા direct ચિત્ર વિચિત્ર થી સરુવત કર્યે તો સોરી ચિત્ર વિચિત્ર નો જે મેડો છે

ચંદજી નો મેદો અરવલી માં છે જેમાં ચાર કઈ જાગીય પર છે મરૂ નેતું બેવ માં અપલું છે આવા પ્રશ્ન લોચા લગાવે આપણે આવા પ્રશ્ન આપણે લોચા લગાવે કવાંટ નો મેદો અને ગોદઘાધેડા મેડો દાહોદ માં અવલો છે D માં ત્રણ કઈ જાગીય પર છે આઇયાહ નહીં આ આવી ગયો right answer આ આવી ગયો right answer જો અપડી નજર direct C ઉપપર પડી હોટ આવી ગયો સમાજ ની કૌટુંબિક સામાસિયો ઉકેલવામાં લવાદ ની મુખ્ય ભૂમિકા કોણ ભજવે પાંચ નામ ની જે જ જે સામાજિક શું છે ખાસ કરી ને આ સમાજ એવુ સમજુ છે મોટા ભાગ ના ખાસો પોલિસ ડિપાર્ટમેંટ કે કોર્ટ ની અંદર જતાં નથી સમાજ ના જે પાચ શ્રીસ્તીઓ પાચ મોટા વડીલ લોકો જે છે ન્યાએ કરી સકે છે એવા વડીલો ધ્વર જ વેધેલા જ્ઞાતિ પદ ધ્વારા સમાજ ના લગભગ problem ના solution આવી જતાં હોય છે જ્ઞાતિ પાંચ right answer અવસે મિત્રો તે ધાર્મિક સમુદાયે બાબતે નીચે ના વિધાન ચકાસ વાટીયુગ ધાર્મિક સમુદાયે બાબતે નિચેના વિધાન આ પ્રભુ એ બંગાળ માં હરી વિદ્યાર્થીઓ answer મિત્રો સેસન ને share કરો જેટલા વિદ્યાર્થીઓ જાણે સેસન ને like નથી કર્યો રાજ ના ગુરુ હતા બોજ નામ ની ગ્રંથ ની રચના કરવામાં અવેલી વિદ્યાર્થીઓ અહીંયા problem માં મુકાઇ જાય દાતભોજ નઈ દાતબોધ ક્રિસ્ત નો જન્મ દિવસ કયો છે? જેણે મિત્રો અપડે નાતાલ ના નામ એ ઓડખીએ નાતાલ એવા નામ થી ઓડખાએ છીયે ઇસુ ક્રિસ્ત નો જન્મ વીસ દિસેમ્બર એક જાનુવારી અને પચીસ દિસેમ્બર પચીસ દિસેમ્બર આજ ની આ live વિડિયો સત્તર ચાર ના દેશ માં આવી ગયા આ અનુ solution છે ભાઈ આજે જે ટેસ્ટ લેવાની હતી ને ટેસ્ટ નુજ આ solution છે okay yes આઇયાં આઇયાં પર right answer અવસે મિત્રો પચ્ચીસ દિસેમ્બર જાણે અપડે નાતાલ તરીકે ઓડખીએ છે થોલ

બનાવાની હ એ હું ધિયા માં થી હવે ટેપા બનાવ્યા હવે ભે ના સિંઘેડા નહીં બનાવતા ભાઈ ભેહ okay બિહુ, ભરતનાટ્યમ, કથકલી, કથક આપદા સ્સ્તૃય

કે next જઇયે વિજયનાગર સામ્રાજ્ય ની સ્તાપાનાં કોને કરાળી ભાઈ વિજય નાગર સામ્રાજ્ય ની સ્તાપાનાં કોને કરાળી છે તુંગ ભદ્રનદી ધ્યારણીય ને વિદ્યારણીય સરુવત નું નામ હતું ના ઘર નામ થી પ્રસ્સિદ્ધ ચાર વાંશઓ આવી ગયા total એક સંગમ વંશ એક સલૂભ વંશ એક તુલુવું વંશ અને એક અરવિદુ વંશ એની સ્થ્પના

આ હારીહાર ધાય અને પુકારે જો ઘણું બધુ આઇયાં પણ ઘણું બધુ આઇયાં clear કરાવ છું ભાઈ ફટાફટ સેસસીઓન ને share કરવા લાગો મિત્રો મેષ વડા આખા ગુજરાત માં બરસો જનાજ નહીં ભાઈ એ ભાઈ બરસો જણા નહીજ SS વાડા બે હજાર plus પોચડવાનું છે ચાલો ફટાફટ હજુ તો અપડે ચૌદ પ્રશ્નો થયા છે. વસ્તી ગણતરી કયા મંત્રાલય ધ્વારા કરવામાં આવે છે? વસ્તી ગણતરી કયા મંત્રાલય ધ્વારા કરવામાં આવે નાના મંત્રાલય, ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, પ્રધાન મંત્રી કાર્યાલય એમાં છું okay નાના મંત્રાલય વસ્તી ગણતરી ના કરે

સાહમે આવસે ગૃહ મંત્રાલય next આયોજન પાંચ ની સરુવાત કયા વરસે કરવામાં આવી ninteen forty seven, ninteen fifty, ninteen fiftyone, ninteen fiftytwo ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પાચા ઓગણીસ એકાવન ઓગણીસ બાવન આયોજાણ પાંચ અતિયાર સુધી માં કેટલા આયોજેન પાંચ કોમ્પલેટ ખતમ થયા છે તો સાહેબ આતિયાર સુધી ની અંદર અગિયાર આયોજન પાંચ કોમ્પલેટ ખતમ થયા છે આયોજન પાંચ માં આયોજન પાંચ બંધ કરી ને નીતિ આયોગ ની સ્થાપના કરી દેવામાં આવી જેના અદ્ક્ષ્યક્ષ દેશ ના વડા પ્રધાન હોય છે અને સરુવત આની થયાલી ઓગણીસો પચાસ થી ઓગણીસો તલાટિ માટે કામ અવસે સોએસો ટકા કામ અવસે સર્વોજ ના ન્યાધીસ અને વડી અદાલત ના ન્યાધીસ વગર ની નિવૃતિ વય અનુ ક્રમે કહી છે હમેશા યાદ રખવાનું અનુક્રમ પૂછાઇ એટલે પહળું નામ હોય એ પહલો જવાબ બનતું હોય પહલો જવાબ બનતો હોય